આગળના ઓર જે છોકરાઓ ઉભેલા છે તે લોકોના મોઢા બ્લર કરવામાં આવેલા છે.

તેના નીચે એક કઢાઈ દેખાય છે જે કાળુ દેખાય છે.

આ ચિત્રમાં પાણી વહે છે ડેમ જેવું અને ઘાસ દેખાય છે.

નીચે એક અંકલ પણ દેખાવામાં આવે છે.

આ એક વેડિંગ હોલ જેવો દેખાવામાં આવે છે જ્યાં સાંભેની ઓર સ્ટેજ મૂકેલું છે અને પછાડી ડેકોરેશન કરેલું છે.

જેમાં ઘણી બધી ખુરશીઓ અને ટેબલો મૂકવામાં આવેલું છે.

સાઈડ ની ઓર જાડો દેખાય અને ઘણા બધા લોકો વાત કરવાતા પણ દેખાય છે.

જ્યાં સામેની ઓર ટેબલ ના ઉપર બહુ બધા ભગવાનના ફોટા પણ મુકેલા છે.

ઉપરની તરફ પતરા પણ છે અને પિલર ઉભેલા છે યેલો કલર નો.

અહીંયા સામેની ઓર એક મંદિર દેખાવામાં આવે અને બોવ ઘણા બધા માણસો દેખાય છે.

એક લોન એરિયા જેવુ દેખાય છે જ્યાં બહારની તરફ મોટો દરવાજો છે કાળો અને ડિઝાઇન વાળો.

અને એમા એક ગાડી પણ દેખાતુ છે જેનો રંગ કાળો છે.

મસ્ત જાડો પણ દેખાય છે દૂર દૂર સુધી.